objecation રાખતા હશે એવું first time ok

ok luxury life કારણકે અમે લોકો એ જ life જીવવા વાળા છી luxury life ના ના ટીવી જોવાનો time નથી મારી જોડે હા જોઈ લવ અમુક વખત કારણકે અમુક વખત luanch dinner ઉપર બેસી હોઈ તો જોઈ લવ છું. ટીવી મા આમ કાઈ ખાસ જોવું નઈ ગમતું નથી મને અમુક સીરીયલો હું most of प्यार तूने क्या किया ની જે સીરીયલ આવે છે એની જે session seven જોવાનું બોવ સારું લાગે છે મને પ્લસ સાવધાન ઈન્ડાઈ આવે છે crime petrol આવે છે. crime petrol મને વધારે ગમે છે અને સી આઈ ડી અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં આ બધું જે popular shows છે જેમ કે એમાં તમે મન ને શાંત થઈ જઈ છે. એ મને વધારે most of popular shows હું જોવ છુ.

ok સાચી વાત છે તમારી બિલકુલ સાચી વાત છે જેવા જેવા crime થાય છે એ તો જોવું જ પડે અને એટલે અપડાને. hello hello અવાજ આવે છે ok જો એ તો સાચી જ વાત છે કોઈ પણ વસ્તુ ને પાડવી સાચી ના લાગે ગમે તેમ crime થાય તો માણસ ની ગમેતેમ ભૂલ ના કારણે જ crime થાય છે. એ તો આપડા ઉપર depend છે કે અપડે આપડી life કેવી રીતે જીવવી છે કેવી રીતે આગળ process કરવી છે follow કરવા છે કેવા નિયમ છે નિયમ તો પછી રહેશે જેમ કે સવારે વેહલા ઉઠવું. સૌથું પહેલા હું મારુ પોઝિશન કાવ હું all over બતાવી દવ છું હું સવાર થી લઇ ને સાંજ સુધી સુ કરું છું સૌથી પેલા સવારે હું ઉઠું છું સૌથી પેહલા હું સવારે ઉઠું છું હું પોણાચાર વાગે ઉઠું છું. હા સવારે ઉઠ્યા પેલા પથારી પેલા yes હા મેહનત કરવી હોઈ અમારી જેમ ઉંચુ એવું આગળ આવવું હોઈ અમારી જેમ luxury life જીવવી હોય. અમારે જેવું બનવું હોઈ તો બધું કરવું પડે મેહનત કાર્ય વગર એમનેમ business start નથી થતો. આ બધી process કરવા માટે અમે લોકો કેટલી strugal કરીયે છીએ એના માટે અમે લોકો પોણાચાર વાગે ઉઠીયે છીએ પથારી વરિયે છીએ. એના પછી ભગવાન નું નામ લઇ ને બ્રશ બ્રશ કરી ને ચા પી લયે નાસ્તો કરી લાયે નાસ્તો કર્યા પછી અમે ઘર નું થોડુંક સફાઈ નું જે છે એનું ધ્યાન રાખી છી. ઘણીબધી આવી છે process જે ઓફિસે માટે રેડી થઈ જય છી ઓફિસે થી ઓફિસ મા આઠ કલાક નવ કલાક સુધી work હોઈ છે total complete કરી ફરીથી ઘર માટે. return થયે છીએ ઘરે થી return થયા પછી ઘર નું જે work હોઈ એ કરીયે છીએ જેમ કે અમુક ઘર ના કામ હોઈ homework હોઈ જેમ કે ઘર નું કામ હોઈ કપડાં ધોવાના વાસણ ઘસવાના. totaly કામ હોઈ ઘર નુ હોઈ એ બધું કરીયે છીએ ચા પિયે છીએ ચા નાસ્તો કરી પછી થોડાક સમય માં ખાવાનો નો ટાયમ થઈ જય છે રાત ના dinner નો dinner કરી ને ઘર નું થોડુંક કામ પતાવી લએ પછી થોડીક વાર mobile મંતરીયે. પછી friend જોડે વાત કરી અડધો કલાક પછી ઊંઘી જાયે પછી ફરીથી એ જ routine ચાલુ થાય છે સવાર થી આ છે મારુ રોજ નું હવે તમારું routine હમ્મ હમમ.

નવોસર્જન પોલીટેકનીક ok ક્યાં આવી છે કોલેજ. ok કયા મંદિર ની વાત કરતા તમે ત્યાં સુખડી મલે છે. ok ત્યાંની સુખડી કેવી હોઈ છે. હમ્મ હા હા એ તો ખબર છે તમારે મલતું હોઈ એટલે તમારે તો જવાનું જ છે taste કેવો છે એનો. હમ્મ હું એને વાત નથી કરતી જે taste આમ સુખડી નો taste આમ સારો આ વખતે અરે ભાઈ. ઓહો ઉંધી વાત કરવા વાળા માણસ અમે ઊંધી વાત નોતા કરતા અમે સીધી તરીકે થી પુછિયે છીએ અચ્છા એક વસ્તુ કવ તમારું favourite festival ક્યુ છે. હા એ વસ્તુ સાચી છે ત્યોહાર માં તો પક્ષી ને બો નુકશાન થાય છે જેમ કે તમે દિવાળી ને લઇ ને મારુ favourite festival દિવાળી છે કારણકે એમાં ઘણી બધું એવું તો કોઈ વસ્તુ નથી એમાં. જેને નો ગમે કોઈ માણસ ને નો ગમે અગર દિવાળી માં અમારે લોકો ને special અમારે લોકો ને તહેવાર છે અમારે લોકો ને ત્યાર થી start થઈ જાય જ્યાંથી રામચન્દ્ર જી પાછા આવ્યા તા ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કાર્ય પછી. ત્યાં ના લોકો એ રામચંદ્ર ના આવા ના ખુશી માં દીવા પ્રગટાવીયા હતા એના કારણે દિવાળી મનાવે છે અને હાવે એ દિવાળી એટલી અમને favourite છે because એકબીજા ને મળી શકીયે આખા વર્ષ માં ગમે એટલા માણસ busy હોઈ. એકબીજા ને મળવાનો સમય મળે છે એકબીજા જોડે વાત કરવાનો સમય મળે છે અને ખબર છે હું નાની હતી ને ત્યારે મારી ઘર ની બાજુ માં કોઈ મેહમાન આવે ને આડોસ પાડોસ ના લોકો આવે કોઈ પણ તો ખબર હું મારા મુમ્મી ને સુ કાવ હું એવું ક્વ. મમ્મી મેહમાન આવી ગયા નાસ્તા કરવા ત્યાં ને ત્યાં ભાગી ને જતા રયે હા અને અમે લોકો નાસ્તા માં પણ ઘણું બધું બનાવીયે જેમકે ચોરાફરી છે મઠિયા છે ગુંદિયા છે ગાંઠિયા છે. most of પછી બાર થી લાવી જેમ કે પુરી ઘરે એ બનાવી જેટલી મીઠાઈ છે કાજુકતરી બરફી ને એવું બધું જલેબી ઘરે બનાવી ગુલાંબ જાંબુ ઘરે બાનવીયે બાકી બે ત્રણ જાત મીઠાઈ ની ઘરે બનવી એકાધ મીઠાઈ તો બાર થી લાવી.

અને પ્લસ મમરા થઈ ગયા પછી તમે જે સેવ પડી છે એ બાકી પૌવા બધું નાખી દીધું પછી નઈ ચેવડો આવતો પૌવા નો એ બધું નાઈ આવતું ચેવડુ મમરા નું ચવાણું મતલબ નાઈ ઓલો સુખી ભેળ type પછી ચવાણું બાર થી લઇ આવી લીલી સેવ બાર થી લઇ આવી. એટલે કે પંદર થી સોળ type નો નાસ્તો હોઈ છે અમારી ઘરે એટલે કે કોઈ પણ નાસ્તો નાઈ એટલે દિવાળી પાર અમારે અમારા joint family છે એટલે બધા ને અલગ અલગ ખાવાનો બધો શોખ છે. એટલે અમારે એમાં. total twelve લોકો બાર લોકો જેમ કે મારી દાદી હા હવે મારા દાદા ઑફ થઈ ગયા નકર અમે દાદા પેલા હતા તો તોય આમ ગણવા જાય તો twelve જેવું થઈ જ જાય છે હું મારા મમ્મી મારા પાપા મારી બેન મારા બે ભાઈઓ. મારા કાકી ના બે છોકરાઓ આઠ મારા દાદી અને કાકા ને કાકી. હવે joint family બધા ને એક ને કાજુકતરી ભાવે એક ને આ ભાવે એક ને આ ભાવે એટલે બધા ને અલગ અલગ mentality પ્રમાણે અલગ અલગ બનવું પડે ને અને દિવાળી તો તયોહવાર જ છે ને ખાવા પીવાનો નવા વર્ષ થી નવી શરૂવાત.

પછી અમે પાછા નીકળ્યા તો પછી ત્યાંથી અમે લોકો પાછા અયોધ્યા પાછા આવ્યા અને બે ત્રણ દિવસ રોકના પછી અમારે ત્યાંથી મહિનો એટલે અમારે total કરતા કરતા મહિનો થઈ ગયો તો total થઈ ગયો તો એટલે મહિના પછી મારા ઘરે આવ્યા. અને ત્યાંથી ત્રણ દિવસ નો time લાગે છે route by train માં તમારે ત્રણ દિવસ લાગે છે ત્રણ દિવસ નો meaning example સમજવું આજે રાતે તમે બેસો તમે દસ થી અગ્યાર વાગે ટ્રેન ઉપડે.

આગલા દિવસ નો આખો દિવસ સવાર થી લઇ ને આખો. ના ના ઉપર થી મજા આવે છે રાજેસ્થાન માં ને બધું વચ્ચે આવે છે ને બોવ મજા આવે છે જોવો એટલે તમે climate તમે યુપી ગયા હોઈ ને ત્યારે તો વચ્ચે વચ્ચે એવા એવા તમે અગ્ર જાવ. અગ્ર માં પેલું green city કેવાઈ એક પ્રકણ નું અગ્ર અગ્ર નું આગળ નું જે green city type નું છે ગાંધીનગર તો કઈ નથી તમે ત્યાં જાસો ને એક વખત મોટા મોટા જે ડુંગરો હોઈ ને ગ્રીન ડુંગર કેવાઈ ને આમ પાર્વતી વિસ્તાર. એટલું fine છે ને જોવા લાયક બધું જ છે ત્યાં હવે તમને સૌથી વધારે ઠંડી જોવી હોઈ ને તો તમે મસૂરી જતા રયો કેદારનાથ જતા રયો ત્યાં તમને ગરમી માં પણ ઠંડી લાગશે.

ના એવું નથી અમુક ના કારણકે અમુક જે રયા છે ત્યાં એવું બધું છે એટલે હાલ્યા કરે આ તો તમારે normal આ તો તમને ખબર જ હશે અમુક most of hill station જી of course તમે કહો.

ok વાંધો નહિ તમારી થી વાત કરી ને ખુબ જ સારું લાગ્યું મને. ok finally રોજ તો મલી છીએ હવે એક દિવસ ઘર ના address ઉપર મલીયે ok તમારી જોડે nice to meet you અને બોવ જ સારું લાગ્યું nice to talk

why not sure sure sure ok ok thank you bye.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 જીવન રક્ષક અને પ્રેરણાના સંતોષના કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે. દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન માટે ભાગે બે પ્રાક્રનું વર્તન કરતું જોવા મડે છે એક સાહજીક વર્તન બીજું શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઓપચારીક શિક્ષણ મેળવવાની જરૂર રેહતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનો ના કેટલીક શક્તિઑ લઈને જન્મે છે જેનાથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતા એ શીખી જાય છે. આ પ્રકાર નું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન છે. દાખલા તરીકે કીડી નું પોતાનું માટે ખોરાક કન ની ખેતી જેવુ. ગાય ના વાછરડા ના જન્મ થતાં જ થોડી વારે માતા ના આંચળે વળગીને પોતાની ભૂખ સંતોષવી, માનવ બાળ નું જન્મી ને પછી તરત જ રડવું. સામાન્ય રીતે દરેક જીવન પોતાનું મૂળભૂત પ્રેરનાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેડે જ શીખી લેતું હોય છે. જેને આપણે સાહજિક વર્તન કહી શકીએ. શિક્ષિત વર્તન આટલે એવું વર્તન જે અન્ય લોકો ને વર્તન કરતાં જોઈ ને શિખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. આ પ્રકાર ના શિક્ષણ માં,

અહી વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જેતે શિક્ષણ મેળવતું હોય છે. આથી સાહજિક વર્તનને સામાન્ય રીતે આપણે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે બાળક નો જન્મ જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ તે પર્યાવરણ માંથી અનુભવો ગ્રહણ કરીને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવન શૈલી અપનાવે છે. માનવી હોય કે પ્રાણી, દરેક પોતાના જીવનમાં પ્રત્યએક્ષ ક્ષણે પરિવર્તન લાવતા જ હોય છે, આથી જ શિક્ષણ એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. વ્યક્તિ બાલ્ય કાળ માં મૉટે ભાગે અનુકરન તેમજ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. તારુણ્ય કાળમાં અભિસંધાનની આંગડી પકડી ને બાળક શિક્ષણ માં પારંગત બને છે, ત્યારે યુવા કાળમાં જીવનમાં આવી પડતી અટપટી અને જટિલ, સમસ્યાંઓના ઉકેલ માટે બાલ્ય વ્યવસ્થાના અને તારુંન્યા અવસ્થાના સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતી પ્રાપ્ત થતી આંતરસૂજ ને કામે લગાડે છે. આમ વ્યક્તિ વિવિધ આચાર વિચાર, ભાષા, વર્તન વાતો, પ્રેરણા, આવેગ ની અભિવ્યક્તિ મનેવલણો, ભ્રસ્ટાચાર વગેરે નું શિક્ષણ મેળવી ને પોતાના વ્યતિત્વન આમ શિક્ષણની નૌકા દ્વારા જ જીવન સાગર પાર કરે છે. શિક્ષણ આટલે શું? વ્યાખ્યા અને તેની સમજૂતી. અમેરિકન વૈજ્ઞાનીક સ્થીતી મોર્ગન એ જણાવ્યુ છે કે,

અનુભવ મહાવરા કે પ્રયત્ન નું પરિણામ બીજું વર્તન માં થતું પરિવર્તન ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન. શિક્ષણની વ્યાખ્યા ની સમજૂતી મેડવવા ઉપર ની બાબતો વિગતે સમજીએ.

તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. જો વર્તન માં થતું ફેરફાર કારણે જોવા મડતું હોય તો તેને મનોવૈજ્ઞાનની પરિભાષામાં આને શિક્ષણ કહી શકાતું નથી. ચાર મહિના પથારી માં ઊંધું પડતાં શીકે કે પથારી માં પગ ભરાવી ને સ્પસ્ટતા શિખે તો તેને શિક્ષણ કહી શકાય. બીજું પ્રશિસ્ટ અભિસંધાન નો પ્રયોગ. મુખ્યનત શરીર શાસ્ત્રી યુવાન પ્રેટોવીચ પાલવ ને પાચન ક્રિયામાં અભ્યાસ માં રસ હતો. તેમણે, પોતાની જીજ્ઞાશા સંતોષવા માટે કુતરા પર પ્રાયોગિક અભ્યાસ કરતાં તેમણે અભિસંધાન વિષેની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને શાસ્ત્રીય પ્રશિસ્ટ અભિસંધાન ની મહામુનિત ભેટ. પાવલો ને ઓગણીસો ચાર માં તબીબી વિધ્યા ક્ષેત્ર માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું પાવલો એ પોતાના પ્રયોગ માટે, એક આવું સાધન બનાવ્યું જેમાં કુતરા ને stand ઉપર સ્થિર ઊભો રાખી અને તેના મો માંથી જરતી લાડ, લાડ રસ માપનિયંત્રણ માં એકઠી થાય જેથી તેનું માપન શક્ય બને. પાવલો એ કુતરા ની સમક્ષ ખોરાક રજૂ કર્યો. ખોરાક જોતાં જ કુતરા ના મો માં લાડ જરી. આ લાડ જરવા ની પ્રતિક્રિયા ખોરાક જોતાં જ જોવા મડી હતી, જે સહેજ પતિક્રિયા હતી.

જે કુતરાના મોમાં લાડ જરવા જવાબદાર હતી. પાવલોએ આ પ્રયોગ ફક્ત આટલેથી ના અટકાવતાં તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્રીય અભિસંધાન ના સિધ્ધાંતને વધુ સ્પસ્ટ બનાવ્યો છે. બીજું પ્રશિસ્ટ અભિસંધાન ના મૂળભૂત ખ્યાલો. અહી આપણે પાવલોએ કરેલા અભિસંધાનના પ્રયોગ વિષેની સાદી સરડ ભાષામાં સમજ મેડવી પરંતુ મનોવિજ્ઞાનના વિધ્યાર્થી હોવાના નાતે પ્રશિસ્ટ અભિસંધાનને સમજવા માટે તેના કેટલાક પારિવારિક સબ્દોની સમજ મેળવવી અનીવાર્ય છે એમાં એક અનઅભિસંધીત ઉદીપક. જે ઉદીપક

કુતરાના મોંમાં સ્વાભાવિક રીતે લાડ જરે છે. આવી અનઅભિસંધીત પ્રતિક્રિયા ઉત્પન કરવા માટે જવાબદાર હોય તે ઉદીપકને અનઅભિસંધીત ઉદીપક કહેવાય છે. અહી ખોરાકએ અન,

જે પ્રતિક્રિયા શિખાયેલી નથી. આ પ્રકાર ની પ્રતિક્રિયા કોઈ પણ પ્રકાર ના જોડાણ કે શિક્ષણ વગર જોવા મડતી પ્રકશિપ્ત પ્રતિક્રિયા ને અન અનઅભિસંધીત પ્રતિક્રિયા તરીકે ઓડખવામાં આવે છે. ટુંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા ઍટલે અનઅભિસંધીત પ્રતિક્રિયા. પાવલોના પ્રયોગમાં કુતરાની સામે ખોરાક રજૂ કરતાંની સાથે કુતરાના મોમાં લાડ જરવા ની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મડે છે, જે અનઅભિસંધીત પ્રતિક્રિયા કહેવાય છે કેટલીકવાર અનઅભિસંધીત ઉદ્દીપક

પાવલોના પ્રયોગમાં કુતરાની સામે ખોરાક રજૂ કરતાં પેહલા વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભડવાની સાથે કુતરાના મોમાં લાડ જરવાની પ્રતીકીત્યા જોવા મળે છે. ખરેખર તો લાડ જરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મડતી હતી. જે હવે ઘંટડીનો અવાજ સાંભડવાની સાથે જ ખોરાક મડસે એવીઅપેક્ષાઓ લાડ જરવાની પ્રતિક્રિયા થાય છે, આમ આ સમગ્ર ઘટના કૂતરાને મળેલા શિક્ષણ નો સ્પસ્ટ નિર્દેશ છે. આવી અભિસંધીત પ્રતિક્રિયા ઉત્પન કરવા માટે જવાબ દાર હોય તે ઉદ્દીપક ને અભિસંધીત ઉદ્દીપક કહેવાય છે સમશ્યા પેટીની રચના કરી જે સ્કિનનર પેટી તરીકે ઓળખાય છે. આ સમશ્યા પેટીની વિષેશતા એ હતી કે તેમાં અન્ન બુટીકા સંચય પેટીને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સડીયાથી એવી રીતે હાકલવામાં આવે કે જે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્ન બુટીકા સંચય પેટી માંથી આન્ન પાત્રમાં આવે છે સમશ્યા પેટી માં એક એલી બાકી જાત પાટે દસ નવેમ્બર પહેલા GJW ચારસો ત્રેષઠ અથવા એક સો નેવુંનું વાવેતર કર્યું સમયસરની વાવણી માટે GW ત્રણસો બાવીશ ત્રણસો તોતેર પાંચસો ત્રણ ચારસો છનું ત્રણ સો છાસઠ અગિયારસો ઓગણ ચાલીશ ચારસો એકાવન એને લોકવાંટ જતો વાવી શકાય તેની સિયાતખાય માટે GW એક બે અથવા ત્રણ વાવી શકાય વાવેતર વાંકતે એક સો વિષ કિલો miterVibrator પાંચ કિલો miter મૂંગફળી અને પછી કિલો miter પોટાશ પ્રતિ miter પ્રમાણે આપવું ઘવના એક કિલો miter વિસને ત્રણ કિલો ક્રૅપતા અથવા થાયરાન બનવાનું પટ આપી વાવેતર કર્યું નીન્દાનું વધુ થતું હોય તો તો ઘવ ઉગ્યા પહેલા છાંટવી ઘાવના પચાસ કિલો miter પોટાશ તેમજ પચીશ કિલો miter ઉત્પાદનમાં વધારો થઈ શકે છે મોડા મોદી વાત પચીશ નવેમ્બર થી દસ ડિસેમ્બર વચ્ચે કરવી તે માટે GW એક સો તોતેર મધ્યાન્ત કાલી જુના જપ્ત જાણો માટે પાંસઠ કિલો યુરિયા પાક પાંત્રીશ કે ચાલીશ દિવસનો થઈ ત્યારે આપવું આ સાથે જ ખેડૂત મિત્રો વાત કરીયે તો તુવેર ના પાક વિષે POLYTRIN ચાલીશ ટાકા જેટલી પંદર Mili અથવા

તડકાના ફૂટી કે પછી સંગ્રહ કરવો ફૂલ ભમરી વચ્ચે જીવનનો ઉગ્રહ વધતો ત્યરે દસ liter પાણીમાં નાખી ચટકાવ કરવો Magnesium થાનુંને કારણે કપાસમાં લાલ પણ દેખાય તો magnesium નું વિષ ટકાના દ્રાવણનું ચટકાવ ખામી દેખાય ત્યરે કરવું પછી બીજો ચટકાવ પંદર દિવસે કરવો કપાસમાં તો તે કઢી શિયાળુ પાક નું વાવેતર કરવું આજ રીતે વાતકરીયે રાયડાના પક વિશે પ્રકારની જીવતો માટે સત્તર point આઠ SM ચાર mili એસિટન આપ્યું વિસ ST વિષ મિલી માંથી કોઈ એક દવા દસ liter પાણીમાં નાખી એનો ચટકાવ કરવો રાયુ માથે માટેના નિયંત્રણ માટે પચીસ ટકા વિસ MILI અથવા દસ liter પાણી માં નાખી તેનો ચટકાવ કરવો મિત્રો અગાવ અપને વાત કરી વાયરાની આ સાથે જ આપણે માહિત ગાર બનિએ રે વિશે રે વરુણ ગુજરાત રે એક અથવ બે નવેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરવું પાન વાવવા ઈયળ માટે વેપારીકો પચીસ MILI અથવા ફીલાલ્સો પચીસ થી વિસ MILI દસ liter પાણી માં નાખી છટકાવ જિનકનો ઊપરેક્સ વિષે સાત દિવસના અંતરે કરવો

માહિતી મેલાવિયે કસુંદી વિશે હિલમાં પર અથવા એવમ જતું વાવેતર કરવું બીજ વગર બાર કે પંદર Heater એ રાખવો ખેડૂત મિત્રો આજ રીતે માહિતી મેળવીયે લસણના પાક વિશે વાવેતર માટે ગુજરાત લક્ષણ એક બે ત્રણ ચાર અને પાંચ જતો પૈકી કે જાતનું ઓક્ટોમ્બર નવેમ્બર માં વાવેતર કરવું માહિતી મેળવીયે જીરુંના પાક વિષે જીરુંનું વાવેતર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવું જીરુમાં ટપક પદ્ધતિ અપનાવો તેમજ ત્રીસ પંદર પછી નાઇટ્રોજન અને Potex પ્રતિ શીતલ આપો વાવેતર માટે ગુજરાત જીરું બેત્રણ અને ચાર અથવા પૈકી એક જાત ની વાવણી કરવી બીજનો દર બારથી સોળ કિલો gram પ્રતિ hektar રાખવો અને વાવેતર તેતાલીશ કિલો gram ધીયાંતિ અને વિષ કિલો gram યુરિયા યુરિયા આપવું બીજને આઠ કલાક પાણીમાં પલાળી છાયા માં સુકવી એક કિલો ગ્રામ બીજની ત્રણ ગ્રામ થાયરાન મફત આપવો જીરુમાં ત્રિશણા નિયંત્રણ માટે જીવાત દેખાય ત્યરે પ્રથમ છટકાવ પાંચ gram દસ ton માં અને બીજો છટકાવ દસમા દિવસે કરવો માહિતી મેળવીયે ધન પાક વિષે ગુજરાત ધન એક અથવા બે નું વાવેતર કરવું તેમજ લીલા ધન કે કોથમીર માટે શીતલ જાતનું વાવેતર કરવું વાવેતર નવેમ્બર માસમાં પ્રથમ અઠવાડિયામાં કરવું અને બીજનો દર વિષ કિલો gram પ્રતિ HEKTAR રાખવો ધાણા ફાડ્યા કરી સૂર્યના તાપમાં તપાવી દસથી બે કલાક પાણીમાં તપાવી તપાવ્યા બાદ વાવેતર કરવું ખેડૂત મિત્રો આજ રીતે વાત કરીયે ગિડેલા ના પાક વિષે ગિડેલના પાકમાં જીવતો માટે સત્તર point આઠ SI ચાર mili એસિટન આપ્યું વિસ ST બે mili એસિટન વિસ MILI માંથી કોઈ એક દવા ડેર કે ડેન પાણીમાં નાખીને છટકાવ કરવો આંતર પાત તરીકે ચણા લાય શકાય છે વાત કરીયે પૂર્વપય વિષે પૂર્વપય ગાંઠિયા મથિન નિયંત્રણ માટે મિથાઇલ દસ MILI દવા દર પાણીમાં નાખી તેનો ચટકાવ કરવો માહિતી મેળવીયે ચણા વિષે ગુજરાત ચણા એક બે ત્રણ પાંચ તા ખુબ પીળા ચાખવા માંથી કોઈ પણ એક જાતનું વાવેતર કરવું ચણા માં વિસ ચાલીસ સુન્ય સુન્ય આપવું બીજું પંદર થી વિશ અને ત્રીજી પાંત્રીશ થી ચાલીશ દિવસે ફૂલ બેસે ત્યરે આપવું ચણાના પાકમાં નિયંત્રણ માટે Polygyncy ચુમાંલીશ ટકા પંદર mili અથવા acetone એંશી પંદર gram દસ liter પાણીમાં નાખી ચટકાવ કરવો ચણાના પાકમાં ઓછા પાણીથી ચણાની ખેતી કાર્ટ ખેડૂતો

અને દાણા ભરતી વખતે રાખવું આજ રીતર માહિતગાર બનીયે પડપક વિશે રવિઋતુમાં બિનપિયત કલ વાવેતર કરવા નવસારીકૃષિ unniversity પાર છાંયો પરિપત કરો માહિતી મેલાવિયે જોરીનાં પાક વિશે ગુજરાત જોરી પાંચ વાવેતર માટે ભલામણ કરી છે બીજને આપીને વાવેતર કરવું

વહેલી કો ત્યાસી આડત્રીશ કો એમ બત્રીશ કો એમ એકત્રીસેકટરિશ તથા કો એકોતેર અને ચોરાણું જીરો જીરો આઠ તેમજ કો થી છસો એકોતેર છયાસી જીરો બત્રીશ વાવી શકાય માધ્યમનવી માટે કો એમ એકનું એક બત્રીસ કો એમ એંશી જીરો એક કો એમ પંચ્યાશી એક ચોત્રીશ તથા કો એમ પચાસ નવાણું જીરો જીરો ચારનું વાવેતર કર્યું ત્રણ આંખના ટુકડા પાંત્રીશ હાજર એકરે વાવ્યા શેરડી કટકાને દસ લીટર પાણીમાં વિષ ગ્રામ અથવા બાવીશ જેમ Mili વિષ એમ એટલે કે કારબોડીગામ નું દ્રાવણ બનાવી કટકાને પાંચ મીન બોળી વાવેતર કરવું ખાતર એમ ડી કે પચાસ જેમ એક્સો પચીસ પ્રમાણે આપવું જે ધારા નેટ્રન માટે જિધયા ઉગ્યા બાદ દસ લીટર પાણીમાં નાખી ચટકાવ કરવો માહિતી મેળળવવી લીંબુના પાક વિશે લીંબુનું પણ કોરું અને કાળી માખીનું નિયંત્રણ માટે ચાર Mili અથવા દસ liter પાણીમાં નાખી ને ચટકાવ કરવો અને પંદર દિવસમાં ગાળો કરવો માહિતી મેળવીયે કેળ વિષે માધ્ય ગુજરાતના ખેડૂતો એ કેળની રોકડીમાં થાળાની દસ કિલો ગ્રામ ચાણનું ખાતર આપવું રોકડી પછી ત્રીજા મહિને

દાડમ માં હકતબહાર લેવી તિયાત જામતું થઈ પછી બંધ કરવું નિયમિત તિયાત આપવાથી ફળ પાકતા નથી દાડમના પાકમાં પિસ્તાળીશ દિવસ બાદ ડાળીની ટોચ પરથી ત્રીશ cm કરવાથી એને ચોખ્ખું રસ મળે છે આજ રીતે માહિતી મેળવીયે નારિયેળી વિશે નિયંત્રણ માટે તાળા સાફ કરી બોધ તાકવા

તે માટે પાન કથળી નામની જીવાત અસંદ ની રીતે થઈ છે જીવડાં આધારિત દવા નું મૂળ શોષણ પદ્ધતિ દ્વારા બે મેપ અંતરે બે કે ત્રણ વાર અપચિત થઈ શકે છે આજ રીતે માહિતી મેલાવિયે જળ થળ ના પાક વિષે ફળ માટીના નિયંત્રણ માટે બચાવ થતો પાણીમાં પચાસ ટકા દસ અને ચારસો ગ્રામ માહિતી મેળવીયે ટામેટાના પાક વિષે માધ્ય ગુજરાતના ખેડૂતોને ગુજરાત આનંદ ટામેટા પાંચ વાવેતર કર્યું અને ચા નું વાવેતર કર્યું ટામેટાના પાકમાં પણ ગોળ્યા માટે ગિરીરીતી દસ mili દસ liter પાણીમાં નાખી અને ચટકાવ કરવો સાહીઠ ટકા છાપ વાળા સફેદ નેટ હાવુંશમાં ટામેટાની અનિયન્ત્રિત બુદ્ધિ વળી પાક ની ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને આર્થીક બળતણ મેળવી શકાય છે પાનને કોતરવા તથા ફળ પુરી થનારી ઈયળ માં નિયંત્રિત જતો કરતા સારી પ્રતિકારક છે પાકમાં રોગ ની સરુવાત થાય એટલે દ્રવ્ય એંશી ટકા વાળું ચાલીસ gram દસ લીટર પાણીમાં ઓગાળી અને ચટકાવ કરવો છેવટ મિત્રો આજ રીતે માહિતી મેળવીશું ડુંગળી ના પાક વિષે રવિ હેઠી માટે ડુંગળીની લાલ જાત GGRO બો અગિયાર પસંદ કરવી આજ રીતે માહિતી મેલ્વીએ મરઘીના પાક વિષે capsim મરચાંના વિષ થી પચીશ છોડની અગરપરિતા દૂર કરાવી માહિતી મેળવીયે

ગીર ગાયના દૂધ વધારવા માટે દસ કિલો આપવો સુરતી દેશો ના ખોરાકમાં મેથી પલાળેલી મેથી દૂધ ઉત્પાદન વધે છે બચ્ચાં ને દિયણ પછી એક કે બે કાલકે દસ ટકા વજન મુજબ ખીરું આપવું ઇવાતમાં ગાયના બચ્ચા ને તેમજ ભેંસના બચ્ચાને ત્રણ કિલો આપવું તારી ગુલાબના આંખના ગીર માટે પશુ ઉપસાર કેન્દ્ર જૂનાગઢ કૃષિ University જૂનાગઢ તેમજ માટે પ્રશ્ન કરતા દાદા એતો હવે સંગ્રહ સ્થાનમાં જશે કઈ સરવણી માં ઓછુ જવાનું દાદાશ્રી ગમે તેવા જાય પણ મને એવું લાગે નહી કે સરવણીમાં જશે લોકો તો પછી આ ધર્મ માં બહુ involve થયા અને તે આમ આમ ઉચકી પાછુ બેસવું પડે ને પછી બાકી ત્યાં ધંધા business માં ચાલે બધા ત્યાં પ્રારણકોટ કોર station માં ને બધે પ્રશ્ન કરતા તે લાંબો કોટ ક્યાંથી પેરતા હતા દાદાજી લાંબો કોટ કેટલાય વર્ષની ઉમર થી પેરતા થી શરુ કર્યો દાદાશ્રી હું વીસ વર્ષથી ઉમરની પેરતો હતો પછી આ ચોખ્ખો કોટ આવ્યો ક્યારે દાદાશ્રી કહે થાકી ગયા પછી બધી કંટાળી ગયા આ બધા ધંધા બધા બધા લગભગ તુટવા માંડ્યા ત્યારે ઓગણીસો એકવીસ સુધી જન્મેલા ધોતિયા વાળા ઓગણીસો બાવીસથી લોન્ગા વાળા પ્રશ્ન કરતા દાદાશ્રી તમે ધોતિયા પેરેલા કે લોન્ગા પણ પેરેલા દાદાશ્રી કહે એક પેલો લેન્ગો સીવડાવ્યો હતો બાકી ધોતિયા દાદાશ્રી કહે હા લેન્ગો પણ પેરેલો હતો પ્રશ્ન કરતા pent pent pent નહી કોઈ દાડો દાદાશ્રી ના લેન્ગો સીવડાવ્યો હતો ફક્ત આ તે રેશમી આવું છે તે પહેલું ખમીસ પહેરું પહેરેલું છે આને લેંગો અને તો બાકી લેંગો મને શરમ આવે મુસલમાન જેવું લાગે એ પણ એક આ પહેર્યોતો લેન્ગો પ્રશ્ન કરતા દાદા આમ પણ લેંગા તો પછી આવ્યા પહેલા પહેલા તો ધોતિયા જ હતા દાદા શ્રી કહે ઓગણીસો બાવીસમાં જનમિયા તે લેન્ગા વાળા ઓગણીસો એકવીસ ફાળિયા વાળા બધા ધોતિયા વાળા આમ તો બેનો ઓગણીસો એકવીસ ને બાવીસ સાલનો સાન્થો બાવીસમાં tenth percent લેન્ગો પેઠા ત્યાંથી લેંગા વધતા વધતા વધતા પાસા તે હું કોઈ લેન્ગા વાળા ને જોવુતો હું જાણું કે બાવીસની સાલ વાળો છે આ foreign ના કપડાની હોળી પછી લેન્ગા આવ્યા

પ્રશ્ન કરતા વિદેશી કાપડની દાદાશ્રી હા એટલે આ પરદેશી કપડા ઓની દેશી કપડા આવ્યા ત્યારે લેન્ગા પેઠા ધોતીયાના બદલે અને બેગ્લોરી કાળી ટોપીઓ ઓ બાળી જ મેલી અને તોય બેઠી ત્યારે બેગ્લોરી પેરીને ફરતા હતા તમે બેંગ્લોરી જોયેલી ને અહિયાં પ્રશ્ન કરતા આ હતો ટોપી દાદાશ્રી કહે હા કાળીન મુસલમાનનો પહેરે એવી એ ઉપરેલી પ્રશ્ન કરતા દાદાશ્રી કહે ઉપર hall કાણું હોય હવા જવાની કાળી જાળી હોય પ્રશ્ન કરતા hall વાળી ટોપી મેં જોયેલી દાદાશ્રી કહે નાની ઉમર હોય ત્યાં સુધી છે. જેની અ બસ બાવળી ટોપી પેહરે સાથ પ્રશ્ન કરતા એ ને પહરેલી દાદાશ્રી કહે હા જરીક પહરેલી આવા પછી ગાંધીજીએ બાળ્યું પછી બધું જતું રહ્યું જરીક કશક કશક બધું એ જતું રહ્યું હળ હાડાટ નહીતો આતો સારું હતું પણ ગાંધીજી કોઈક કરતા ગયા ને દેશને માટે કાઈક નહિ ઘણું કરતા ગયા દાદાશ્રી કહે કે ઘણું

અમે તે master નું અમે ટોપી બેન્ગ્લોરી ક્યાંથી આવતી આગ્રહ ગમે એના સત્યાગ્રહમાં નાં હતા લીધો ભાગ દાદા પ્રશ્નો કરતા દાદા સમય સત્યાગ્રહ વખતે ભાગ લીધેલો દાદાશ્રી કહે હું શું કરવા લઉં એમાં હૂતો સત્યાગ્રહ વાળો માણસ જ નોઈ હું તો મુક્તિ વાળો મેતો ભાગ લીધો જ નહિ આ ટોપી બદલી નાખી ટોપી ધોળી પહરેલી પ્રશ્ન કરતા કપડા ખાદીના દાદાશ્રી કહે ના કપડા master ના

કપડા નતા એ બધું સરસ જોઈએ પ્રશ્નો કરતા ટોપી કેમ ધોળી પહરેલી દાદાશ્રી કહે કાળી ટોપી બાળી મેલતાતા માથે થી લઇ ને બાળી મેલે ના છુટકે તો ધોળી પહેરતીતી પહેરીતી છતાય એ કહે કેહતી કે કોટુ નથી પણ મને પોતાને પસંદ નહિ આ મને તો કેમનું ખમીસ જોઈએ masester ના camp નું અને lever pull નું જોટો જોઈએ પ્રશ્ન કરતા દાદા તો હવે ટોપી નથી પહેરતા ઓછી પહેરો છો દાદા દાદાશ્રી કહે ટોપી પહેરતો તોને અત્યાર સુધી હવે પણ મહી ઉપાધી લાગે છે વળી પેલો લાંબો કોટ બોટ ક્યાં પહેરી ને બધું તો Fiarce tower વખતે પહેરેલું pant પ્રશ્ન કરતા pant કેમ નહિ સીવડાવેલુ દાદાશ્રી નાનપણ માં પહરેલું આ જગદી ટુકી તુર્વાલ જેને પહેરશે તે જગદી શું કહે છે પ્રશ્ન કરતા pant દાદાશ્રી ના નહિ પહરેલું એવું ના પહેરેવું એવું

પ્રશ્ન કરતા હું નાનપણ માં પહેરેલું દાદાશ્રી કહે પહેરેલું એ ગરમ કપડા ના પ્રશ્ન કરતા તે રજવાડી ઠાઠ દાદાશ્રી હા pant બેંટ સમજી ને નહિ pent પહેરેલું નહિ પ્રશ્ન કરતા શુર વાલા કેસા અને પહરેલા અને અહી ત્રણ બટન આવે બંધ થઈ જાય દાદાશ્રી ત્યાં આગળ america માં એક દાડો પાટલુન પહરેલું હતું મેં પ્રશ્ન કરતા fiarce tower ઉપર ગયા હતા ને fitnango મા દાદાશ્રી હા ત્યાં પહરેલું પણ